આ ચિત્રમાં એક મોટી ઊંચાઈવાળી અને આધુનિક ડીજાઈન વાળી ઈમારત દેખાય છે.

દરવાજા અને ખીડકીઓ છે જેમાંથી એક દરવાજા પર બોર્ડ લગાવવામાં આવેલું છે.

આગળના ભાગમાં પાણીની વહેતી ધારા તરીકે જોઈ શકાય છે ધીમે-ધીમે વહેતી નદી બંને તરફ લીલીછમ પરિસરથી ઘેરાયેલ છે.

એ કદાચ તે મશીન મેટલિક અને તેમાં અનેક બટન તથા ડિસ્પ્લે સ્કિન જોવા મળી રહી છે.

એમની બાજુમાં બે ભાઈઓ મ્યુઝિક ની તૈયારી કરી રહ્યા છે.

ચિત્રમાં રાત્રે કોઈ સાંસ્કૃતિક અથવા ધાર્મિક પ્રસંગ ચાલતો હોય એવું દેખાઈ રહ્યું છે.

આ ચિત્રમાં એક મોટા આકારની માસલી બજારમાં વેચાણ માટે રાખવામાં આવી છે.

આ ચિત્રમાં એક મુ સુંદરમૂર્તિનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.

આ મંદિરના આગળ એક મોટું શ્વેત રંગ નુ દેવીજીનું મુ_મૂર્તિ છે જે કમળ આકારના સ્ટેન્ડ પર ઉભી છે.

મુસાફરો સીડીઓ મારફતે વિમાનમાં ચડી રહ્યા છે.

આ તસવીરમાં સુંદર ઝરણું અને પત્થરથી ભરેલો જંગલનો નજારો દેખાય છે.

ઝરણાનું પાણી તીવ્ર ગતિએ વેતા મોટા પથ્થરો પર અઠડાઈને નીચે આવી રહ્યું છે.

આસપાસ ઘાટા લીલો જંગલ અને જળોનું સૌંદર્ય જોવા મળે છે.

છત પરથી લાલ અને સફેદ રંગના ફુગ્ગા લટકાવવામાં આવ્યા છે.